ઇન્ટ્રોડક્શન ટીઓ પાન cardપરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
પાન cardપેન કાર્ડ વિશે પાન કાર્ડ પેન કાર્ડ ની રચના અને માન્યતા પાન cardપેન કાર્ડ જરૂરિયાત અને તમારા પાન cardપેન કાર્ડની માહિતી
પાન પેન કાયમી એકાઉન્ટ નંબર માટે વપરાય છે
પાન cardપેન કાર્ડ આવું દેખાય છે
તે બધા ન્યાયિક એકમોને આના પર રજૂ દસ અંક આલ્ફાન્યૂમેરિક સંયોજન છે
તે ભારતીય આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવી છે
પાન cardપેન કાર્ડ ફાળવવામાં અન્યત્ર સૌથી મહત્વનો હેતુ છે
ઓળખાણ હેતુ માટે અને તમામ નાણાકીય માહિતીને ટ્રૅક રાખવા
પાન cardપેન કાર્ડ વિશે તથ્યો પાન પેન અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે
સરનામું બદલવાથી પણ તે પર અસર થતી નથી
એક કરતાં વધુ PANપેન માલિકી ગેરકાયદેસર છે
પાન cardપેન કાર્ડકોણ મેળવી શકે છે
વ્યક્તિ કંપની હફ એટલે કે હિંદુ અ વિભાજીત કુટુંબ
સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ આપણને શા માટેPAN cardપેન કાર્ડની જરૂર છે
પાન cardપેન કાર્ડ એક મહત્વપૂર્ણ ફોટો આઈડી પુરાવા તરીકે કામ કરે છે પાન cardપેન કાર્ડ એક બેંક ખાતું ખોલાવવા જેવા વ્યવહારો કરવામાં મદદ કરે છે મિલકતોની ખરીદી અથવા વેચાણ વગેરે પાન cardપેન કાર્ડ કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે
ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવામાં વપરાય છે
શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે
તે બેંકમાંથી રૂ 50 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે તે એક સાધન છે તે આવકવેરા વિભાગને કર કસૂરદારો પર ચકાસણી રાખવા માટે મદદ કરે છે
આ પરોક્ષ રીતે તેમના ક્રેડિટ ઇતિહાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે
ટીડીએસ એટલેકે મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે
પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે સરનામું બદલવું અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે આરએસ50000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25 000 કરતા વધારેની ચૂકવણી ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે
ટેલિફોન જોડાણની અરજી કરવા માટે
નીચે પ્રમાણે પાન પેન બંધારણ છે પ્રથમ પાંચ અક્ષરો આગલા 4 અંકો છેલ્લો પાછો અક્ષર છે
પ્રથમ ત્રણ અક્ષરો AAAથી ઝ્ઝ સુધી મૂળાક્ષરો ક્રમ છે ચોથો અક્ષર કાર્ડ ધારકના પ્રકાર વિશે જાણ કરે છે
દરેક મૂલ્યાંકન વિશિષ્ટ છે
Pવ્યક્તિ માટે સી કંપની માટે હ હફ એટલેકે હિંદુ અ વિભાજીત કુટુંબ માટે Fફર્મ માટે એ એઓપી એટલેકે વ્યક્તિઓના મંડળ માટે ટી સંગઠન માટે બી બોઈ એટલેકે વ્યક્તિઓનો સમૂહ માટે Lસ્થાનિક ઓથોરિટી માટે જે કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે જી સરકાર માટે પાન પેન નો પાંચમો અક્ષર છે એક વ્યક્તિગત પાન cardપેન કાર્ડના કિસ્સામાં અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ
ઈમેજ માં બતાવ્યા પ્રમાણે અટક
યાદવ છે તેથી 5 મી અક્ષર ય છે અથવા કંપની હફ ફર્મ અથવા એવા પ્રકાર ના પેન માટે એન્ટિટી ટ્રસ્ટ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ના નામ
ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ટ્રસ્ટનું નામ શેનોઝ છે
તેથી 5 મો અક્ષર એસ છે
છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે
પાન cardપેન કાર્ડ પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ ઉભી પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે
તમે પેન નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના લિંકની મુલાકાત લઈને કરી શકો છો સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા પાન cardપેન કાર્ડ વિશે પાન cardપેન કાર્ડ ની રચના અને માન્યતા પાન cardપેન કાર્ડ જરૂરિયાત અને તમારા પાન cardપેન કાર્ડ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
જોડાવા બદ્દલ આભાર